હા અને કીધું એ પ્રમાણે advantages બહુ મતલબ પુસ્કર advantages છે અને disadvantages એ દસ થી પાંચ ટકા છે આમ આમ advantages માં જોવા જઈએ મતલબ technology information technology તો ઘણા થયાં છે email technique છે message sending whatsapp છે આપડે આપડે કોઈ ને call કરવો હોય કે message તોતરત જ આપડે અમુક કરી શકીએ હોય કઈ urgent હોય તો ક્યાં જવાની જરૂર નથી પડતી એ મતલબ સો ટકા તમરિ વાત સાચી છે પણ એમાં એવું છે કે આપડે એવું કઈ શકીએ છીએ કે ગેર ફાયડા પણ ઘણા છે એનું કારણ છે કે આજે તમે જોવા જાવ કે નાનો છોકરા હજી પાંચ વર્ષ નો થાત તો એનું instagarmID બની ગયું હોય છે કે જને જરૂર જ નથી એને જરુરુ નથી કે જે આપડે બાર પણ માં તમે યાદ કરોઆપડે જયારે બારપણ માં લીમડી પીપળી ને આખો દિવસ એ ઘણું રમતા એ અતયારે નાસ થતો જોવા મળે છે એની જગ્યાએ તમને જોવા મળે છે બધા નાના છોકરો ઓ ગલી માં mini military છે mini military તો અતયારે બંધ થઇ ગયી એના પછી free fire PUBG અત્યારે એકેટલી games રમે છે અને આવડા અવળા નાના નાના છોકરા ઓ ના હાથ instaIDwhatsappID માં ઘણું એ હોય

કે એક time માં હતો કે આપડા ગરડા સૌ સૌ વર્ષ જીવતા પછી એક time એવો આવ્યો કે આપડા હવે આપડા મમી પાપા ને દાદા દાદી ને એસી ન સીતેર ને સાહીઠ એવી રીતે અને હવે આપડો generation આવશે એ એમાં માંડ સાહીઠ સુધી પોહશે અને હવે ની જે પેઢી આવે છે અત્યારે જે technology આવે છે એ તેના લીધે કેટલા ગેર ફાયદા છે જેના virus ને આપડા શરીર માં કેટલા નુકસાન કરે છે એના કારણે અને આપણું જીવન પણ ટૂંકાઈ જાય છે અને તેનો ઉપયોગ મારા મતે તો સારો જ નથી હું તો કયું ભલે technology ન હતી તો શુ આપડે એવું તો ન કઈ શક્યતા કે પુરાતનધર્મ માં કેટલું બધું હતું એક મંત્ર બોલ તા ને હાથ માં તિર આવી જતું કે એ હદ સુધી નું હતું કે જયારે આપડા પાસે ફોન નતો mind power ને ઉપર એટલો હતો

સંભવ જ નથી હવે technology એમનું નું તમારે શુ કેવું

હા એટલે આ યુગ માં technology નો એવી રીતે જોવા તો વધુ જતું આપણે નુકસાન કરે છે તમારું શુ કેવું છ તમારો અવાજ પાસો કપાઈ ગયો હમ તમે આ વિશે ઉપર ચર્ચા કઈ બીજી આપડે વાત કરીએ હા મતલબ technology નો એજ કેવા માગ્યું છું કે અતિ use થઇ ગયો છે અને થઇ જાય અને માણસ નુ મગજ ને થોડું આમ બગાડી નાંખે વધારે થઇ જાય એટલે

તો એના જમાના એ મતલબ એના માં એટલે શક્તિ હતું કે બીજું કઈ think ન કરી શકે મતલબ હેડી જ ન શકે માણસો બધા એટલે તે પોતાની મગજ વ્યક્તિ ગત નવી technique use કરતા હવે એ અત્યારે ખુબ સારુ હતું આમ અત્યાર ના પ્રમાણ માં

હા જે આપડે જોઈએ પ્રેમ લાગણી એ બધું વધારે હતું કરણકે આજના જમાના આ technical યુગ માં યુવા પેઢી ઉભરતી જોવા મળે છ અને technology ના સાથે જીવન જીવવા માં ઘણું બધું ભૂલતા જાય છે સાથે આપડે પ્રાદેશિક ભાષા કાઈએ તો આજનાજમાના છોકરા ઓ ને અમતલબ વાલી ને અંગ્રેજી medium માં બેસાડવું વધુ ગમે છે ગુજરાતી કયું તો પણ જોવા જઈએ તો જે ઘડતર છે આપણું એ બધું છે એ ઘડતર એ ગુજરાતી માં વધારે સારુ મળે કે આપડે કહીએ ને ભણતર તથા ગણતર સારું હોવું જોઈએ ઘડતર સારું હોવું જોઈએ અમુક એ જે ઘણેલું છે ને એ જે ગણેલું છે એ તમને વધુ કામ આવશે શુ તમે તમે વિચારો bike હકાવું છે એ તમે આપડે વાંચી ને શીખ્યા book માં લખી ને શીખ્યા કોઈ દિવસ કે bike ચાલવું છે તો જમણાં પગે થી પેહલો ગેર પડવો એવું નથી શીખ્યા આપડે ક્યારે શીખ્યા આપડે એનું પ્રાયોગિક કરીને એટલે કે practical કરીને હા જયારે બેઠા એના ઉપર જયારે આપડે પેહલો ગેર પડ્યો આપડે જે લીધું તયારે આપડને ખબર પડી કે આવી રીતે ચાલે એવી રીતે શીખ્યા કે book માં લખું કે કેન્દ્રગામી બળ લાગે બે ટાયર વચે એના કરણે જમીન સાથે જકળાયેલું રે ગુરુત્વાકર્ષણ બળ ને કારણે ઉપર ચાલે અને થોડું આમ practical કરીએ મારું કેવું એ છે આજના જમાના technology માં તો બરોબર છે પણ આપડે પ્રાયોગિક ખેતી જ્ઞાન ને પણ વધારે prefer કરવું જોઈએ કે કે ભણતર છે કે જુના જુના આપડે ખેતી ઉપર વરવું જોઈએ આજના જમાના માં ખેતી પણ વિચલિત થાતી જાય છે

પટેલ ના દીકરા એટલે પટેલ ના દીકરા માં રંગ માં ખેતી હોય છે પણ એ પણ કરતા નથી એમને એવું લાગે કે આ કોણ કરેએવું તમે જોવા જાવ તો ખેતી એ આપણું મૂળ કેવાયકે ખેતરી તો કરવી જ જોઈએ બરાબર એવું કેવાતું કે પટેલ પાના માંથી પાણી કાઢી દેતો અને હવે તો એવું થાતું જ નથી હવે એ તફર આપડે વધુ વરવું જોઈએ technology મી જગ્યાએ મને એવું લાગે છે

હા મતલબ તમે બરોબર ક્યુ છે કે અતયારે બધાના stander નીચા થઇ ગયા કે technology જયાર થી આવી અને અત્યાર થી બધા ની કામ કરવાની ક્ષમતા હોય એ બધાને ઘટાડી દીધી છે આપડે જોઈએ છીએ કે આપડે આખો દિવસ mobile માં જ પડ્યા રહેતા હોય ગમે ત્યારે ગમે એ તે મતલબ એને ક્ષમાતા હોય એ બધી ઘટી જતી હોય છે પેહલા ના લોકો આપડે જોઈએ તો તર્ક જ્ઞાન ને એમના mind માં બધું વધારે જોવા જઈએ તો તર્ક જ્ઞાન ને વધારે હું કરતા આમ પેલા

હા એજ એજ ઔ કેવા માગ્યું છું કે એવી જ રીતે આપડે જુનાજુના જેપણ હતું એ આપડે વિચલિત થતા જાય છે એ એક પ્રથા હતું કે કે જેપેલા બધી પ્રથા હતીઆમ જોવા જાવ તો એ સાચી જ હતી કે કઈન હું તમને એક સારુ ઉદારણ આપું કે બાળ વિવાહ હતો આપડે આધ્યાત્મિક અને અંગ્રેજો આવ્યા પસી બાળ વિવાહ છે કે જે પણ હોય એનો એક લાભ ક્યુ મને કે જયારે બાળ વિવાહ કરતા ત્યારે એવું હતું કે નાન પણ થી એક fix થઇ જતું કે conform થઇ જતું કે આની સાથે જ લગ્ન કરી તો મોટા થઇ ને એનું મન વિચલિત ન થાય

સાળી નો છેડો મોડા પર આવી જાય ને એનું આ જ રાજ છે પણ હવે બધા શુ થતા જાય છે કે અમે તો modern રહ્યા અમે તો

આપડે લગ્ન ના પહેલા હરદર લગાડવા પાછળ નું બીજું કઈ અલગ જ કારણે હતું એનું કઈ જોતું જ નથી એને છે ને હવે ઔ આપડે વિજ્ઞાન ની દ્રષ્ટિએ સમજવું પડે પેહલા ધાર્મિક દ્રષ્ટિ હતું કે આવુ છે એટલે કરીએ તો હવે ના છોકરો છ એકે હમારે સમજાવો કે આવુ કેમ છે તો એ પણ આપણે સમજવું જોઈએ કે નહીં કે એને અવગણવું જોઈએ એમાં એવું થાય છે કે આપણે ખુદ ને ખબર નતી હોતી કે આપડે આની પાછળ નું શું તર્ક છે તો આપડે એને અન્શ્ધ્રા નું નામ અપીદીએ છીએ એ real છે જ નહી તેની પાછળ અંશ્ધા છે સંકર ભગવાન ઉપર આપડે દૂધ રેડીએ છીએ એ ની પાછળ પણ ઘણી શ્રધા છે એનું હું તમને જાણવા માગીસ કે મહાદેવ નું મંદિર હોય ને ત્યાં આજુ બાજુ જમીન હતી તમને ખબર હોય ન તો જમીન ના અંદર દૂધ છે ને દૂધ પસરે

તો શ્રવણ માસ માં ગાય હોય એ વધુ માંદી હોય છે જે આપડે દૂધ પીવા જેવું હોતું નતી તો એ કેવાતું કે દૂધ જમીન ને પાય અને શંકર ભગવાન રેડીયે એ એની એ technology ની દ્રષ્ટિ એ હતી કે વિજ્ઞાન ની દ્રષ્ટિએ એ આપડે એવી રીતે કરતા અને એનો ધાર્મિક દૃષ્ટિકોણ એનો એવો જ હતો કે આપને જે કઈ છીએ આ બધુ ભગવાન ની બદોલત છે એને આપડે ન જીવન આપ્યું છે

નથી થયા ને કે બધા આજે એવું કહે છે તમે દૂધની જગ્યાએ ભિખારીને દાન આપી દો તો હાલો હું નથી આપતો તમે તો નથી આપતા ને તમે કેટલા ભિખારીને દાન આપી દીધું તમે એવું કહે છે કે ભિખારીને હાથ પગ છે તો તો એ કામકાજ ના કરે કે વાત સમજ આવી કે એવી વસ્તુ થઇ ગયી છે જયારે આપણું મંદિર છે ને એ એકલું બને છે કે જયરે

મંદિર એ હજોરો કરોડ નું દાન કર્યું છે હા તમને ખબર હોય તો તિરૂપતિ બાલાજી ના મંદિર એ સૌ કરોડ નું દાન આવ્યું હતું અને સ્વામિનારાયણ ના મંદિર થી બસો ત્રણસો કરોડ નું દાન આવુ હતું કરે છે તમે એવું કીધું કે દાન કરે છે જોવા મળતું હૉય છે કે મારો કેવાનો મતલબ એમ છે કે જે પુરાતન જે હતું ને બધું એ વિચલિત છે એને આપડે રાખવું જોઈએ તમારે શું હા ઉપકાર કે મતલબ પુરાતન જી ના પેહલા પુરા પડતા હતા જે લોકો દાન કરતા અને વિશ્વાસ હતો એ અત્યારે ઓછો થઇ જાય છે તેનું કારણ એ technology પણ હોય સકે અને એનો વિશ્વાસ તો જે

ક્યાંક ના ક્યાં ઉપયોગ થઇ જાય છે કોરોના માં ઉપયોગ થયો મંદિર ને બધા તો એ બધા મતલબ એવું નહી વિચરતા કે એવું હોય એક કારણ હોઈ સકે જેના લીધે આ બધું

એના કારણે બધું ભૂલતા જયરે અપડું પેલું વિમાન પણ હતું એ ભારત માં બનાવ્યું છે

આધુનિક technology ન હતી ત્યાની વાત કરું છું

ત્યારે એનો ખ્યાલ કયાંથી આવ્યો હાલો માની લઈએ કે ન હતો તો પણ એના મગજ માં ખયાલ ક્યાંથી આવ્યો કે પુસ્તક વિમાન જે ઉડીને આવે હ હા બોલો

એવું જ ને કારણકે જીરો ની શોધ આર્યભટ્ટ એ કરી છે તમને ખબર છે એક થી નવ ના અંક ની શોધ કોને કરી છે અપડા ભારતીએ હોવા છતા હોવું જોઈએ કે એક થી નવ ની શોધ આપડે જ કરીએ છે પરંતુ આવું કેવા આવે છે કે એ વિદેશી કરેલી છે એનું કારણ છે કે એ બને યુરોપી થી અપડા દેસ માં આવેલા હું વાત કરું છું પેલી century ની આસ પાસ ની કે જયરે આર્યભટ્ટ ને અપડા મહર્ષિ બને જયારે આ શોધ કરતા હતા ગણિત વિજ્ઞાન માં આપડો ભારત દેશ બહુ આગળ હતું તેને ત્યારે દેશ વિદેશ માંથી અપડા ત્યાં શિક્ષા લેવા માં એવતા હતા એ ભણી અને એની જગાએ કોઈએ નામ પણ નાતુ સાભળ્યું એ અંકોનું તેને implement કરું ત્યારે એને આ બધી વસ્તુ કીધ્યું ત્યારે બધાને એવું થયું કે આ શોધ

આ બને કરી પણ ત્યારે એમને એવું પણ ક્યેલું હતું કે માત્ર માત્ર પુરાવો ભારતે જ કરેલો છે એમ જીવન એવી રીતે કઈ શકીએ કે જયારે આપડે આ તેને પણ એવું ક્યેલું હતું કે ભારત દેશ છે કે જેને આપડે ગણતા સીખ્વાડ્યું ગણતા સીખ્વાડવું હતું એટલે કે અંકો આપ્યા છે હ હ જે આપડે હમણાં વિચલિત થતા જાય છે અને બધાને એના થી દુર થતા જાય પણ એ આપને જાણવું જોઈએ

છે છે છે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

સાઈઠ લાખ metric ton ઉત્પાદન મળે છે રાજ્ય માં મકાય નું વાવેતર કરતા જીલ્લા ઓ માં પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદયપુર, સાબરકાંઠા અરવલ્લી, બનાસકાઠા, અને નર્મદા મુખ્ય છે આ પાક નું સૌથી વધુ વાવેતર મધ્ય ગુજરાત માં થાય છે આ નિયમિત વરસાદ તેમજ કપાસ જેવા

નું પ્રવાહી glucose પણ મકાય ની પેદાશ છે આં ઉપરાંત ઘણી બધી ખાદ્ય વાનગી ની બનાવટો માં ઉપયોગ થાય છે અત્રે ના કેન્દ્ર ખાતે કરવામાં આવેલ અખતરા ઓ ઉપર થી ફલીક્ત થયેલ છે કે પંચમહાલ જીલ્લા માં તથા દાહોદ જીલ્લા માંથી વહેલી પાક થી સુધારેલી તથા સંકર જાત જતો માટે નીચે મુજબ ની ભલામણ કરવા માં આવેલ છે જેનાથી ખેતી ખર્ચ માં ઘટાડો જોવા મળેલ છે સુધારેલી જતો એસી જેમ ચાલીસ ના kilogram hector પચીસ ટકા nitrogen માં પાયા માં નવ point ચાલીસ urea plus સત્યાસી killoAP પાયા નું આપવું પચીસ ટકા nitrogen માટે ચાર પણ ની અવસ્થા એ ચુમ્માલીસ kilo urea આપવું પચીસ ટકા nitrogen માટે આઠ પાન ની અવસ્થા એ ચુમ્માલીસ kilo urea આપવું પચીસ ટકા nitrogen માટે ચમચી અવસ્થા એ ચૂમમાલીસ kilo urea વર્ષ આપવું વર્ષ બેહજાર સત્તર અઢાર માં થયેલી નવી ભલામણ મુજબ સંકર જાત નો માની છે મુજબ રાસાયણિક ખાતર આપવું સંકર જતો એકસો સાઈઠ જેમ વિશ ના kilogram hector પચીસ ટકા nitrogen માટે સિત્તેર kilo urea plus ચુમ્માલીસ kilo પાયા માં આપવું પચીસ ટકા nitrogen માટે ચાર પાનની અવસ્થા એ સત્યાસી kilo urea આપવું પચીસ ટકા nitrogen માટે આઠ પણ ની અવસ્થા એ

ચાર પણ ની અવસ્થા એ ચાર પણ ની અવસ્થા એ સત્યાસી kilo urea આપવું પચીસ ટકા nitrogen માટે આઠ પાન ની અવસ્થા એ સત્યાસી kilo urea આપવું પચીસ ટકા nitrogen માટે અવસ્થા એ સત્યાસી kilo urea આપવું આંતર ખેડ અને નિંદામણ આ પાક ની શરૂવાત ની વૃદ્ધિ ઓછી હોય છે જેથી જડપ થી

વિલમ થાય થતા હોય એમજ ખેત શ્રમિકોની કહેજ વર્તાતી હોય તેવા વિસ્તાર માં નીંદણ નાશક દવા ઓનો ઉપયોગ કરવો જોઈએ નીંદણ નિયંત્રણ loudis નામ ની નીંદણ નાશક દવા એકસો વીસ gram hector પાંચસો liter પાણી માં ઓગળીણ મકાય વાવ્યા પછી પચીસ દિવસે છાટવી પાળા ચઢાવા વાવેતર બાદ એક માસ પછી પાક ઠીચનજેટલી ઉચાય નો થાય ત્યારે પુરક ખાતર નો પ્રથમ હપ્તો આપ્યા બાદ તરત યોગ્ય માપ ની કર્બીડી ના દાઢા ને દોરી વીટાળી અથવા વડે પાળા ચઢાવા જોઈએ

ચમરી કાઢવી મકાય ના પાક માં ચમરી આવ્યા પછી પંદર દિવસ બાદ ફલીનીકરણ થયા પછી અખા ખેતરે એકાંતરે એક line માં ચમરી રાખવી તથા બીજી line માં ચમરી કાઢી નાખવાથી ઉત્પાદન માં વધારો મેળવી શકાય છે સામાન્ય રીતે વરસાદ અનુકુળ હોય તો પિયત ની જરૂરિયાત રહેતી નથી પરંતુ વરસાદ ની ખેચ વરતાય અને પાક સુકવ લાગે ત્યારે જરૂરિયાત મુજબ પિયત આપવાથી પાક ઉત્પાદન માં નોંધ પત્ર વધારો થાય છે નીચે જણાવેલ સમય ગાળા માં

દુશીયા દાણા ની અવસ્થા એ પિયત આપવાથી દાણા નો વિકાસ થાય છે પાક સંરક્ષણ ગભ મારા ની ઈયળ મકાય ના પાક માં મુખ્યત્વે ગભ મારા ની ઈયળ નો ઉપદ્ર વધુ જોવા મળે છે તેના નિયંત્રણ માટે ત્રણ ટકા દાણાદાર દવા hector એ આઠ kilo પ્રમાણે પાક પંદર થી વિશ દિવસ નો થાય ત્યારે પરવની કરી છોડ ની ભૂંગળી માં આપવાથી અસર કારક નિયંત્રણ થાય છે પુચ્ડે ચાર ટપકા વાળી લશ્કરી ઈયળ

ઈયળ નો તોંચ ની ભૂંગળી ઉપદ્ર જોવા મળે છે જે પણ પર ખોરણ કરીને ખાતી હોવાથી વધુ ઉપદ્ર થાય તો ઉપદ્રવિત પણ પર અસંખ્ય અનિયમિત આકાર ના કાના અને ઈયળ ની હગાર જોવા મળે છે જે હગાર સુકાય જતા લાકડાના વેર જેવું દેખાય છે આ ઈયળ ના નિયંત્રણ માટે ઉપદ્રવ ની શરૂવાત માં બેસીલાસ થુરીંગ રીઝ નો powder પંદર gram અથવા બ્યુવેરીયા બેસીયાના કે ન્યુંમોરીયારલી નામ ની ફૂગ નો powder ચાલીસ gram દસ liter પાણી માં ઉમેરી છોડ માં ભૂંગળી અને છોડ ભીંજાય તેરીતે છડ્કાવ કરવો મકાય ની ભૂંગળી માં માટી અથવા રેતી પાંચ gram પ્રતિ છોડ ત્રીસ અને પિસ્તાલીસ દિવસે આપવાથી ઈયળ ને ખાવામાં અડચણ પેદા કરે છે જેથી ઈયળ નું નિયંત્રણ થાય છે જો જીવતનો ઉપદ્રવ વધુ હોય તો અગ્યાર point સાત etc દસ milliliter અથવા emamectin benzoate પાંચ sg ચાર gram અથવા અઠાર point પાંચ sg ત્રણ milliliter દસ liter પાણી માં ભેળવી છોડ ની ભૂંગળી અને છોડ ભીંજાય તે રીતે ચળકાવ કરવો અંતર પાક પદ્ધતિ આપણા રાજ્ય માં ચોમાસું અનિયમિત છે આ સંજોગો માં વરસાદ આધારિત મકાય નો પાક ઓછો થવાની અથવા નિષ્ફળ જવાની શક્યતાઓ રહેલી હોય છે જેથી ચોમાસું મકાય ના વરસાદ આધારે પાક માં અંતર પાક કરવા હિતવવ છે ગોધરા કેન્દ્ર ખાતે પરિણામો ના આધારે ભલામણ કરવામાં આવેલ છે કે પંચમહાલ જીલ્લા માં મકાય ઉગાડતા ખેડૂતો એ તુવેર બીડી એન બે એક એક ના પ્રમાણ થી પિસ્તાલીસ centimeter ના અંતરે વાવેતર કરવું આ સિવાય મકાય બેવેલા બેજેમ બે અને મકાય plus મગફળી બે જેમ બે ના ratio મુજબ લેવાથી પણ સારો નાફ્ફો મળે છે કાપણી અને ઉત્પાદન મકાય ના પાક માં કાપણી સમયસર કરવી જોઈએ એટલે દાણા માં પંદર થી વિશ ટકા ભેજ હોય દોડનું કવચ સુકાય બદામી રંગની તઃય અથવા દાનની નીચેના ભાગ માં કળા રંગની ટપકી પડી જાય ત્યારે પાક ની પાક ની કપણી કરવી મોદી કપણી કરવાથી રાડા તેમજ દોડ તૂટી જાય છે પરિણામે કાપણી ખર્ચ વધે છે મકાય ના છોડ ઉપરથી માંથી સીધો જ ડોડો કાઢી લેવો અને છાંડુ છોડ ઉપરજ રાખવું દોડ તોડ્યા પછી તાપ માં સુકવ્યા બાદ thresher અથવા થી દોડ છુટા પડી સૂર્ય પ્રકાશ માં તપવા જોઈએ જેથી જીવત લાગે નહિ સંયોજિત જાતો નો ઉત્પાદન અંદાજીત ત્રણ હજાર થી ચાર હજાર kilo hector જયારે સંકર જતો નો ઉત્પાદન ચાર હજાર થી પીસ્તાલીસ્સો kilo hector r મેળવી શકાય છે

બેરિંગની સંસદમાં ભારત વિરુદ્ધ વિશ્વમંદ ખાડીના મુસ્લિમ દેશોમાં ફરી એક વખત ભારત વિરોધી પરિબળો સક્રિય થઈ ગયા છે ભારતના જેની સામે

અહેમદ કતારાય હિન્દુ ઉગ્રવાદીઓએ કરેલી અતિક ની હત્યા ને વખોડી કાઢતા કહ્યું છે કે આપણે ભારત સાથે વેપાર કરીએ છીએ સેકડો હિંદુઓ બેરિંગમાં

બેરિંગ સરકાર તથા ખાડીના અન્ય દેશોને પણ ભારતની ઉગ્રવાદી સરકારની નિંદા કરવાનું આહવાન કર્યું હતું ત્યારબાદ સંસદની foreign affairs defence અને national security committee ના wise chairman જમીલ મુલ્લાં હસને પણ લાંબુ ભાષણ ઠપકર્યું હતું એમણે કહ્યું કે અતિક અહેમદે પોતાની હત્યાની પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી અને છતાં પોલીસની હાજરીમાં તેની હત્યા થઈ હુમલાખોરોએ હત્યા કરી ત્યારે પોલીસ નિષ્ક્રિય રહી ભારતમાં છાસવારે મુસ્લિમોની હ

એટલે જ મોકો મળે ત્યારે તેઓ ભારત વિરોધી લાગણી ભડકાવાનું ચૂકતા નથી બેરીન અને ખાડીના અન્ય દેશો વગડા રાજકારણીઓ આ રીતે ભારતની ટીકા કરી હોય તેવું પહેલી વખત બન્યું નથી બે હજાર એકવીસમાં આસામમાં ગેરકાયદે મકાનો તોડી પાડવાની ઝુંબેશ માં